હા અને મેં જોયું એમાં એમ હતું કે શું હતું આપડે આ drones આવે છે ને તે હવે online delivery કરશે amazon ની તો આના trial પણ શરૂ કર દીધાં છે એકદમ નજીકના એઈક station ની delivery fast કરવા માટે તમે આ વિચાર્યું હતું આના વિશે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 delivery કરતા હોય છે મેં hollywood બાર નું english picture હતું તેમાં જોયું હતું અ પણ મને એવું લાગતું હતું કે આર્યુ શક્ય નથી પણ હવે amazon અને જે flipkart જે બધા છે એ online website છે જે પોતાની delivery આ ર્રીતે કરે તો મને લાગ્યું

દૂરની delivery પણ આ રીતે drones સાથે કરવામાં drones થી કરવામાં આવશે અને મને લાગે છે આ successful project છે અને successful પગલું રહેશે

diesal સન car ઉદ્યોગ છે તે હવે ઘટશે એવું road મંત્રી હતા તેમને પરિવહન મંત્રી એમને આ જાહેર કર્યું છે કે electric vehicle ને સ્થાન આપવામાં આવશે અને સાથે સાથે એક મેં એવું જોયું કે technology એવી બની રહી છે કે તમે બધું તમારા mind થી નિયંત્રિત કરી શકશો ફોન દ્વારા તમારે ફોન ની પણ જરૂર નહી પડે તમે આટલી હદ સુધી આગળ વધી જશે માણસ એ સાથે જે smart watch આવે છે તેમાં પણ ફેરફાર થઇ રહ્યા છે મૈન વસ્તુ એ હતી medical ક્ષેત્ર ત્યાં cancer ના cure શોધી રહ્યા છે અન લગભગ તેમને સફળતા મળી ગઈ છે cancer ના cesls ને નસ્ટ કરવા માં હા એ તમે વાત સાચી કરી કે જે cancer નો રોંગ છે દિન પ્રતિદિન વધી રહ્યું છે તેના સામે antidote પણ શોધવો પડે તો હાલના જે doctor છે તેમને જે cancer જે dotantidot છે એ શોધી નાખ્યા છે પણ એ તેને succesfull જે experiment છે એ પણ કરી નાખ્યા છે મને એવું લગે છે ટૂંક સમય માં cancer એ મોટી બીમારી રહીશ નહી રહેશે નહી કારણ કે જો તેનો એક ઈલાજ મળી જશે તો પછી જલ્દીથી જલ્દી જે cancer ના patient છે

medical ક્ષેત્રે જે cancer ની બીમારી છે એ સીતાડા ની પહલા જે સીતળા ની જે બીમારી હતી એ એકદમ harmful અને શું કહવાય જે એક દમ ખતરનાક બીમારી ગણવામાં આવતી હતી મને એવું લાગે છે કે જો આ cancer ના cure શોધી શક્સે તો પછી cancer ને એવું જ સીતળા ની જેમ નાબુદ કરી દેવામાં આવશે અને એવું લાગે છે કે cancer ની બીમારી હવે વધારે પડતી harmful અને ખતરનાક નહી રહે હા અને હ થોડા સમય પહલા એવી વાત આવી હતી કે corona ફરીથી આવી રહ્યું છે જડપથી ફેલાઈ રહ્યું છે પણ તે થોડા સમય પછી બંદ થઇ ગયું ને અને એમ થઇ ગયું કે કઈ નથી તો મને પણ લાગ્યું કે દુનિયામાં આવી અફવાઓ પર ફેલાતી રહી છે આવું બધું અવ નવું થતું રહે છે તો આજે આપને current affairs કરીએ છીએ કે કયા નેતા શું શું કરે છે ક્યાં કયા ફેરફારો આવ્યા ક્યાં કયા ઉદ્યોગ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 તો આપણ એક current affairs નો એક ભાગ જ છે હા એ એક એવું છે કે report આવ્યું એના કારણે જે અદાણી company હતી તે એમને બહુ જ નુકસાન થયું છે અને તે પેહલાં નંબર પરથી તેવીસ કે ચોવીસમાં નંબર પર આવી રહ્યા છે ધનવાન વ્યક્તિઓ માંથી કે મને એવું લાગે છે એના કારણે જે report ના કારણે જ એમને એટલું બધું નુકસાન ભોગવવું પડ્યું છે અને એ તેમનું જે હાલ દેવું છે એના કારણે બીજી અલગ અલગ goverment department જેવી કે lic છે અમુક bank છે એના કારણે બહુજ મોટો નુકસાન થયો છે india ની economy પર બહુ જ મોટો effect પડ્યો છે કારણ કે આ reliance છે Adani છે એ ભારતની મૂળભૂત company ઓ છે અને તેનો economy મા બહુ મોટો હાથ છે તો એક રાષ્ટ્રીય company ઓ નીચે આવી જાયે છે તો એના કારણે અમારે આપની ભારતની economy પર ખુબ મોટો અસર થાય છે મને એવું લાગે છે કે યાર તેમને પણ help કરવી જોઈએ ભારતના લોકોએ ભારતની સરકાર એ તેમની help કરવી જોઈએ જેના કારણે તે ફરી regrowth કરી શકે પોતાની company નો અને અને જલ્દીથી જલ્દી public બધી પાછી પગ પર ઉભી થઇ જાયે તો એના કારણે જે અમારી economy જે છે stable થઇ જાયે અને ફરી એનો થોડો પોતાનો growth ચાલુ રાખે જે હાલ નીચે આવી ગઈ છે એ ફરી એક stage પર સારી રીતે આવી જાયે તો એના કારણે આપણા ભારતની economy ને જ ફાયદો થશે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 એ સાથે સાથે જ જે jeff bejos છે એ પણ આ રીતના બહુ આગળ છે અને company છે તે માણસને અંતરીક્ષમાં મોકલવાની પૂરી તૈયારી કરી રહ્યા છે કે કઈ રીતે rebeat કરી સકાય કઈ રીતે આગળ વધી શકાય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 તો એમાં એમને કેટલી અસફળતા મળી પછી છેલ્લે એને એવું એક rocket બનાવી દીધું જેને reassemble ફરી use કરી શકાય reuse કરી શકાય છે એવા rocket તો મને એવું લાગે છે કે જે પહલા એવું હતું કે જે rocket ઓ અંતરીક્ષમાં મોકલવામાં આવતા એનો એનો પછી reuse કરી શકાતો નથી તેના કારણે યાર જો કદાચ એ અસફળ થાય અથવા કોઈ બી એવું થાય તો એના કારને મોટું નુકસાન થતું હતું company ને અથવા કોઈ બી જે

હા એ વાત બિલકુલ સાચી છે ને તેની સાથે સાથે જ મેં એવું જાણ્યું છે કે ભારત આવનારા સમય મા olympic નું નેતૃત્વ કરશે અને જે ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થવા જઈ રહ્યું છે આ એક બહુજ સરસ વાત છે અને ભારત માટે એક pride movement હશે કે જયારે દુનિયાના હૌથી અલગ અલગ દેશો ભારતમાં આવશે અને તેને સાથે કરાર કરશે અને ભારત તેનું નેતૃત્વ કરશે તો આ એક બહુ જ સારી વાત છે હા g twenty સંધીના કારણે જે ભારતમાં જે કરારો થશે જે મતલબ કે બીજા મિત્ર દેશો સાથે જે વાર્તા લાપ થશે વાટાઘાટો થશે તો એમાં મને લાગે છે કે ભારતનો જ મોટો ફાયદો છે કારણ કે g twenty સંમિત જે ભારતમાં યોજાવા જઈ યોજવા જઈ રહી છે એ ભારતમાં economy નો એક મોટો હાથ છે અને જે ભારતમાં બે હજાર તેવીસનું વર્ષ છે જે ભારત માટે બહુજ સારું વર્ષ રહેશે મને એવું લાગે છે કે g twenty ના કારણે ભારતના economics છે એના પર

હા ભાઈ બોલ બોલ

બસ ભાઈ મજામાં યાર

અવાજ યાર ધીમો કેમ આવે છે તારો? શું કરતા હતા એમ કહું છુ? બસ ભાઈ કઈ ની આ બેઠા તા ઘરમાં હવે એવું છે એમને આતો યાર થોડુક તમારું કામ પડ્યું એટલે મેં તમને યાદ કર્યા બોલો બોલો ને યાર મિત્ર શું કામ પડ્યું પેલા એમ કે તો તોને

અમારું કામ કરશો કે નઈ કરો કામ તો ભાઈ કરી નાખશું ને હવે તમે કીધું છે તો કેમ નઈ કરુ તો યાર શું છે ખબર છે actually માં આપડે એક Youtube channel બનાવી તી બરોબર છે એટલે શેના Related બનાવવી છે એ હવે topic તો જોઈ લો ને કે આપડે blog ની channel બનાવવી છે ઠીક છે બરોબર છે એટલે કે lifestyle ના routine ને બધું જે travel કરો ને એના related થી ને

હા એટલે શું actual માં અમારે NGO ચાલુ છે તમને ખબર છે ન

એટલે એની અંદર શું આપડે કૈક એવું બધું કરીએ છીએ મતલબ આપડે શું કેવાય Government ની અંદર પણ અમારો register છે ઠીક છે બરોબર છે

ના ના કરી નાખો યાર હુ તો તમને પેહલા પણ નોતું કીધું કે એક blog channel બનાવી દેવાય. હા તો પણ એની અંદર process શુ હોય? તમે મને થોડુ સમજાવાનો તો યાર idea આવે, બીજુ કઈ નઈ

એટલે એના માટે શું શું email જોઈશે? ના ના. તમારે છે ને પેલી પેલા વાડી mailid હા હા હા mail id તો છે

play store ની અંદર login હશે ને તમારી gmail id એ વાળી જ છે. mail id તો હોય જ. mail id એ ની બસ જરૂર પડે બાકી તો તમારે જે youtube ની અંદર જવાનું, ઠીક છે application માં

click કરશો ન એટલે નીચે જ આવી જશે સીધું. create create your channel નો option આવશે પેલા. અને એના પર જો તમે નઈ જો તમારી channel નઈ હોય પેલાથી તો option આવી જશે create chanel નો

અને બીજું તો એમ કે તો તો હમ હમ શું થયું શું થયું hello શું કેતા તા તમે? હા હા create chanel માં જઈને પછી શું કરવાનું? create channel માં જઈને શું કરવાનું

hello

હાહા એવું જ છે પણ આ અવાજ કેમ robot જેવો આવે છે hello છે?

અરે યાર network નો issue હા હા હા network નો issue હશે એટલા માટે જ

એ બધું પણ અવાજ આવે તો, કોક સમજાવું ન તમને, તમારો અવાજ clear કરો ને પેલા યાર. hello હા, અરે હવે આવે છે complete? એટલે હું એમ પૂછતો તો કે મતલબ કે તમને આપડે જે blog બનાવવાનો છે, ઠીક છે

તો blog ની અંદર કોઈ તમને idea ખરો કે, આવી રીતે બનાવાય, શું કરવાનું હોય, વગેરે એવી રીતે? હા એતો તમારે daily lifestyle જે તમે, તમારી પાસે device તો મતલબ camera પેલા એવું તો નથી કે સારો જ હોવો જોઈએ, top નો જ. પણ મતલબ average camera quality હોવી જોઈએ. કારણ કે blog ની channel છે ન એટલે public જોવા ઉપર જ focus કરતી હોય.

હા તો camera સારો હોય તો ચાલી જાય. એટલે બસ સારી quality નો camera હોય, તમારું જે presentation સારું હોવું જોઈએ blog ની અંદર તમે કઈ રીતે location ને કઈ રીતે બતાવો છો અને શું છે મતલબ એમ અને અને મેં પેલા youtube માં જોયેલું કે કંઈક strike વગેરા આવે છે એની, એનું શું? એ ખબર ના પડી.

જેમ કે bollywood song છે અને એવું ગમે તે use કરો કે કોઈનું content use કરો કે કોઈના videos use કરો, ફોટા use કરો એની permission વગર જો permission આપી દે તો કોઈ વાંધો નથી આવતો પણ જો એની permission વગર તમે direct use કરી દો, તો એ મતલબ એની જો ઈચ્છા હોય તો એ copyrights strike પણ આપી શકે તો copyrights strike આવે, તો પછી તમારે channel ની અંદર total ત્રણ copyrights strike આવે. તો પછી મતલબ strike આવે તો તમારી channel delete થઇ શકે, ત્રણ આવી જાય તો એવું છે બરાબર મતલબ કે editing ને એવું કઈ, એના વિષે idea ખરો તમને editing માં તો છે ને એટલે એક કામ કરજે ને હું જ તમને edit કરી આપીશ ને, તમારું blogs ને videos ને બધું એનો તો કંઈ વાંધો નઈ

અલ્યા, એમાં શું છે, હવે કરી નાખશું ને આપડે અરે પણ રોજરોજ કેટલા કરી આપશો એમ તમે ના ના editing માં તો કઈ નથી યાર જે બધા application છે ને, kine master છે ને, એવા અમુક એવા application આવે એમાં editing કરવાનું હોય છે. એટલે એના માટે PC હોવું જરૂરી છે? ના ના PC માં કોઈ, મતલબ એવું need હોતી નથી મતલબ, mobile ની અંદર પણ કરી શકો તમે બરાબર બરાબર છે તો હવે start કરવું છે મારે એટલે આમાં શું, ખબર છે? ના એટલે એમાં, એમાં એવું છે કે તમે મતલબ તમાર proper editing ઉપર જ બધું depend કરતું હોય generally તો, એવું જ છે એમ તો કારણ કે તમારું editing સારું હોય ન તો public attract વધારે થાય છે audience તમારી જે હોય એ attract થાય એટલે એક તો editing છે ને તમારી thumbnail કેવી છે youtube ની ને એના ઉપર જ depended હોય છે generally તો બરાબર છે અને તો youtube payout કેવી રીતે કરે છે, કોઈ ખબર, કોઈ idea ખરો એના વિષે? એટલે એમાં payout માં એટલે જાણે કે તમે video upload કરો બરોબર

આજથી એક વર્ષ સુધી જો મતલબ આજ આજની તારીખથી next year આ મહિનાની તારીખ આવ એટલે એક વર્ષ થયું ન તો એ એક વર્ષની અંદર તમારે એક હજાર subscriber થવા જોવે અને ચાર હજાર કલાકનો watch time થવો જોવ

બરાબર એની અંદર કેવું કે તમારે જે shorts રહ્યો ને, youtube shorts હોય એની અંદર દસ million views આવવા જોવે

દસ લાખ ગણીએ દસ લાખ નઈ મતલબ એક કરોડ views આવે ને તમારે shorts ના હવે shorts તો મતલબ generally easily viral થઈ જ જતા હોય એટલે એ એટલું hard નહીં. ખાલી તમાર પેલા બે મહેનતની જગ્યાએ ખાલી એક મહેનત કરવાની, જો monetise કરવી હોય તો ખાલી દસ million views તમે ગમે તે કરીને લાઇ દો તો તમારી channel monetise થઇ જાય એવું છે તો મતલબ તમારા મતલબ કયું સારું કહેવાય shorts બનાવવા કે long બંને ના, એટલે youtube ના algorithm પ્રમાણે તો બંને બનાવવું જોઈએ, મારુ માનો તો બરાબર છે, એનો મતલબ shorts રહ્યા એ viral જલ્દી થાય છે એવું હા shorts shorts એ બનાવવા જોઈએ અને long videos પણ બંને મતલબ સાથે upload કરવું જોઈએ બરાબર બરાબર કારણ કે હવે audience ના પણ બે division થઇ ગયા છે, અમુક લોકો short video જોવાનું પસંદ કરે, અમુક લોકો long videos જોવાનું પસંદ કરે છે એવું છે બરાબર છે બરાબર છે તો હવે મેં પણ ચાલુ કરવું છે, ઈચ્છા તો છે. અને મતલબ language નો કોઈ issue ખરો કે આ language ની અંદર બનાવવું કે એવું કંઈ? તો હવે મતલબ હિન્દીની અંદર બનાવો તો audience થોડી વધારે તમારી હોય ક એનું reason એ છે કે મતલબ તમે જાણે ગુજરાતીની અંદર બનાવશો તો ફક્ત ગુજરાતી હવે ગુજરાતના લોકોને જ આવડતું હોય, બાકીના તો આવડતું ન હોય ન બરાબર છે બરાબર છે એટલે હવે મતલબ હિન્દીમાં બનાવો તો હિન્દીની audience વધારે હોય છે એવું હા, તમારા મુજબ તો હિન્દીની અંદર છે ઠીક છે ને હમ હિન્દીની અંદર જ બરાબર blogs blog channel તમે બનાવતા હોય તો, reach એ તમને મળે

તો હિન્દીની અંદર, એ તો બરાબર છે લો હિન્દીની અંદર બનાવીશું અને મતલબ કે બીજો કોઈ idea તમને એના વિષે? બસ બાકી તો એમાં કાંઈ હોતું નથી deep માં

generally એ જ હોય તમે daily routine અને એક બીજું છે કે એની અંદર તમે પછી video upload કરવાનું ચાલુ કરો તો regular તમારે continue ચાલુ રાખવા પડે એમ video બરાબર બરાબર

પછી તમે બે દિવસે upload કરો મતલબ સમજાયું ને કે તમે બે દિવસે upload કરતા તો પછી જ બે દિવસે કરવાના હવે, regular કરે જવાના upload

long break નઈ લેવાની વચ્ચે હા મતલબ કે regularity જાળવી રાખવાની એવું ન કો છો ન તમે?

બરાબર ચલો એ તો અમે પૂરો try કરશું કેમ ખબર છે તમને ખબર છે કે અમારે તો છે ને month ની અંદર બે-ત્રણ trip પર જવાનું થાય જ છે, અલગ અલગ જગ્યા પર

એટલે અમે videos તો અમારા જોડે camera બી એમાં અમારા જે NGO માંથી અમુક અમુક આવે છે એમના જોડે camera બી છે, સારા સારા શું કહેવાય camera છે canon ના ને આવે ને હા તો એના એના camera બી છે તો તો સારું કહેવાય આમ camera તો તમે એમની અંદર જ મતલબ shoot કરી નાખો તો best છે એ તો પછી હા હા એટલે એટલે માટે આ તો મને અચાનક યાદ આવી ગયું તું કે લા યાર અમુક અમુક friend જોડે camera બી છે એ તો ભૂલી જ ગયો હું તો હમ હમ હમ બરોબર છે બરોબર છે તો તો પછી તમારે મતલબ quality નો તો કોઈ issue રેવાનો જ નથી

તો પછી કે camera નું મતલબ છે તો પછી editing કરો તો પછી PC માં કરો તો થોડું વધારે સારું

હમ કારણ કે પછી એની size પણ video ની બઉ વધારે થઈ જતી હોય ન એવું હોય હા camera ના જે મતલબ જે videos હોય એની size બોઉં મોટી હોય છે એવું ને હા પછી અમુક કે તમે four K ની અંદર shoot કરતા હોય પછી અમુક device માં support પણ ના કરે એવું છે બરાબર છે બરાબર છે ચાલો હવે એ તો અમે કરીએ કંઈક બોલો બીજું generally મતલબ generally તો editing થઇ જ જાય camera નું પણ camera actually તમારા phone માં storage હોય તો camera નું પણ editing થઇ જ જતું હોય બરાબર છે બરાબર છે

editing માટે તમે કઈ application કીધી તમે મને

હા તો બરાબર છે તમે મને install કરી આપજો કેમ ખબર છે કે આપડે જેટલું જલ્દી કર્યું હોય એટલું સારું બીજું તો કંઈ નઈ બરાબર છે હા એટલે મતલબ આવવાનું તો છે ને તમારે monday પેલા marriage માં હા monday marriage માં આવવાનું છે એટલે મળશું. હું લગભગ છે ને સાડા અગિયાર આજુબાજુ આવીશ બરાબર છે ને હા એટલે પેલા પ્ર~પ્રજ્ઞેશભાઈ નો call આવ્યો તો ને તમારા પર હા પ્રજ્ઞેશનો call આવ્યો તો મારા પાર એટલે આવાનું જ છે એટલે પ્રજ્ઞેશને મેં કીધું તું કે યાર કીધું તું કે યાદ કરીને call કરી દેજે ભઈ તું બાકીના શું બાકીના પેલા બીજા school વાળા ભાઈબંધો ને મોકલ્યું એને કે નહીં મોકલ્યું invitation એ school વાળા ભઈબંધોનો ખ્યાલ નઈ કદાચ મિહિર આવવાનો છે એવું છે એમ બરોબર પણ મીતલો, મિહિર મહેતા

હા છોટુ છોટુ એ છોટુ આવવાનો છે બરોબર છે મતલબ એ તો આવશે મિહિર મહેતા તો ઓમય ક્યાં છોડે છે હા એટલે એ તો આવવાનો જ છે પછી હું જઈશ ને એક તું આયે બરાબર છે એટલે આપડે જઈશું તું મને હેને યાદ કરીને કે જે પાછો, ભૂલી ના જતો ના ના એ તો મુ તો યાદ મને યાદ જ છે પણ તું ય એકવાર યાદ રાખજે એટલે શું ખબર છે પછી મતલબ કદાચ હું ભૂલી જાઉં તો કરી નાખશું એ તો ના ના યાર હા સારું ચલ હું તન મું બી તને યાદ કરાવીશ ok બરોબર ને બાકી બોલ કેવું ચાલે?

બસ ભાઈ જલસા અમારે યાર તમાર જેવું ક્યાં છે અમારે અને કંઈક અલા તારેય youtube channel હતી એનું શું થયું? મારય બી youtube channel હતી લા સારા એવા subscriber એ થઇ ગયા તા મારા એક લાખ બત્રીસ હજાર જેવા

પણ એમાં પછી તને તો ખબર છે ને મારી job માં timing નો issue રે એટલે પછી હું મતલબ videos edit કરી શકતો નતો, video બનાઈ શકતો ય નતો મારે તો fact ની channel હતી ન એટલે એમાં પછી content ખોરવી પડે તમાર તો blogger blog માં કેવું camera લઈને ઉપડી ગયા blog બનાઈ દીધો

મહેનત તો હોય એમાંય પણ આમાં થોડી વધારે મહેનત હોય મતલબ fact videos બનાવવામાં એમાં content ખોરવી પડે ને બધું edit કરવું પડે બોલવું પડે ને એવું બધું એતો સાચી વાત છે સાચી વાત છે પછી મતલબ બંધ થઇ ગઈ ના એટલે એમાં હવે મતલબ views આવતા નથી ને એટલે channel down થઇ ગઈ એ હવે એટલે બરાબર છે હવે ફરી ચાલુ કરવી હોય તો થાય જ ને આમ

બરાબર છે બરાબર છે તો મતલબ કે મતલબ તને youtube તરફથી કેટલી income મળતી કંઈ idea ખરો hello youtube ઉપરથીએટલે મારે monetize થયે લગભગ ગણીલે ને ત્રણ મહિના થયા તા first income મારી લગભગ સત્તાવીસ હજાર જેવી આયી તી સત્તાવીસ હજાર જેટલી income આયી તી તો બી તેં છોડી દીધું એમ એટલે પછી એલા પણ એમાં ત્રણ મહિનાની આયી તી ન તો પેલી income combined માં આવે મતલબ ત્રણ મહિનાની એટલે પછી combined માં સત્તાવીસ હજાર આયી તી પછી એકવાર ફરીથી બાર હજાર આવી તી એ તો મતલબ videos ઉપર depended છે